એક્સફીગ દ્વારા ફીડબેક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
બ્લોક ડાયાગ્રામ નિર્માણના મૌખિક ટ્યુ્ટોરીઅલમાંઆપણે અહીં બતાવેલ ડાયાગ્રામ બનવ્યો હતો
આપણે તેને બ્લોકસ ટ્યુ્ટોરીઅલ ઉલ્લેખીશું
કૃપયા કરી આ ટ્યુ્ટોરીઅલ ચાલુ કરતા પહેલા બ્લોકસ ટ્યુ્ટોરીઅલના નિષ્ણાંત થઇ જાઓ
આ પૃષ્ઠમાં બતાવેલ પ્રકારનો બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાવો તે અમે આ ટ્યુ્ટોરીઅલમાં સમજાવીશું
હું એક્સફીગઆવૃત્તિ ૩૨પેચ સ્તર ૫ નો ઉપયોગ કરીશ
આપણે બ્લોકસ ટ્યુ્ટોરીઅલમાં બનાવેલ બ્લોકફીગથી શરૂઆત કરીશું
ચાલો એક્સફીગ પર જઈશું
ફાઈલ પસંદ કરીએ અને તેને ખોલીએ
એન્ટ્રી બોક્સમાંઆપણે બ્લોક દાખલ કરી ઓપન દબાવીએઅથવા બ્લોકફીગ પર બે વખત દબાવીએ
ફાઈલના સેવ એઝ વિકલ્પથી આપણે આ આકૃતિને ફીડબેક નામથી સેવ કરીશું

આપણી પાસે હવે ફીડબેકફીગ ફાઈલ છે
ચાલો ગ્રીડ્સ પર દબાવી સંખ્યાંકિત ચોરસો મુકીશું
વળી જમણી બાજુના સ્ક્રોલ બારથી કેનવાસ ઉપર નીચે કરી શકાય
દરેક માઉસ બટનની કામગીરી ઉપર જમણીબાજુએ બતાવેલ છે
આ કામગીરી પ્રવૃત્તિ પર આધારિત છે
સ્પષ્ટતા માટેચાલો હું માઉસ ને ઊભા સ્ક્રોલ બાર ઉપર લઇ જાઉં
હવે ડાબા બટન તરફની ટીપ્પણી જુઓ
આ બતાવવા હું માઉસને ખસેડી નહીં શકુંકારણકેજો હું કર્સરને સ્ક્રોલ બાર થી દૂર ખસેડીશ તો બટનોની કામગીરી બદલાઈ જશે
ડાબું બટન કેનવાસને ઉપર અને જમણું બટન નીચે ખસેડે છે
ડાબા કે જમના બટનને દબાવવા કરતાઆપણે વચ્ચેના બટનને દબાવીપકડી અને કેનવાસ ને ઉપર નીચે કરી શકીએ
એવી જ રીતેઉપરના સ્ક્રોલ બારથી તમે કેનવાસને જમણી કે ડાબી બાજુએ ખસેડી શકો
હવે હું બોક્સને મધ્યમાં લાવવાવચ્ચેના બટનને દબાવીપકડી અને કેનવાસ ને મધ્યમાં લાવીશ
જેવું હું માઉસ છોડીશબોક્સ મધ્યમાં આવી ગયું હશે
ચાલો હવે આ બ્લોક થી શરૂ કરી આપણે ફીડબેક ડાયાગ્રામ બનાવીએ
આ બોક્સની નકલ કરીએ
બોક્સ પર દબાવીએ અને પસંદ કરીએ
માઉસને નવા સ્થાને લઇ જઈ દબાવીએ
ચાલો હવે થોડું લખાણ મુકીએ
ડાબીબાજુના પેનલમાંથી ટી દ્વારા સૂચવેલ ટેક્સ્ટ બોક્સ ને દબાવીએ
ચાલો લખાણનું પરિમાણ નક્કી કરીએ
માઉસને વેલ્યુ બોક્સ પર ખસેડો અને ૧૬ ઉમેરો
સેટ દબાવો
એટ્રીબુટ પેનલમાંના ટેક્સ્ટ જસ્ટ બટન ઉપર દબાવીએ
ચાલો મધ્ય સંરેખણસેન્ટર અલાઈનમેન્ટ પસંદ કરીએ
પ્રથમ બોક્સના કેન્દ્ર ઉપર બટન દબાવીએ
હું માફી ચાહું છું કે મેં સાચું સ્થાન પસંદ ન કર્યું
કર્સર હટાવવા હું જુદા સ્થાને માઉસ દબાવીશ
પછી હું સાચા સ્થાને માઉસ દબાવીશ
ચાલો હવે કંટ્રોલ લખીએ અને માઉસ દબાવીએ
હવે આપણે નિર્દેશક ચિન્હવાળી લીટીઓ દાખલ કરીશું
ચાલો તો પોલીલાઈન બટન પસંદ કરીએ
એટ્રીબુટ પેનલમાંથી એરો મોડ બટન પસંદ કરીબીજું વિકલ્પ પસંદ કરીએ
હવે એરો ટાઇપ બટન અને એરો હેડ દબાવીએ
જે બિંદુથી આપણે લીટીની શરૂઆત ઈચ્છીએ છીએ ત્યાં માઉસ દબાવીએ
ચાલો ઇચ્છિત લીટીના અંતિમ બિંદુએ માઉસ લઇ જઈએ
હવે ત્યાં માઉસનું વચ્ચેનું બટન દબાવીએ
લો લીટી નિર્દેશક ચિન્હવાળી બની ગઈ
હવે મારે એક વર્તુળ મુકવું છે
ચાલો ડાબીબાજુની પેનલમાંથી સર્કલ ઓન ધી લેફ્ટને પસંદ કરીએ
આપણે તેને પ્રથમ બોક્સની ડાબીબાજુએ મુકીશું
માઉસ દબાવોજેવું હું માઉસને ખસેડીશવર્તુળ મોટું થતું દેખાશે
જયારે આપણને ઉચિત પરિમાણ મળે ત્યારે માઉસને છોડી ડો
અરેવર્તુળ મને જોઈએ તેના કરતા મોટું થઇ ગયું
હું આ પ્રક્રિયાને ઉપરના એડિટ બટનથી પહેલાની સ્થિતિમાં લાવી શકું
ડાબીબાજુની પેનલના ડીલીટ બટનથીઆપણે આ વર્તુળને રદ કરી શકીએ
તો ચાલો તે કરીએ
અહીં ક્રોસ હૈરવાળી એક રૂપરેખા દેખાય છે
અને બધા આકારોના બધા મુખ્ય બિંદુઓ પણ દેખાય છે
વર્તુળને સૂચવતા મુખ્ય બિંદુએ ક્રોસ હૈર્સને લઇ જઈ અને દબાવો
જો ખોટી વસ્તુ રદ થઇ જાય તો ગભરાવાની જરૂર નથી
તમે તેને અન્ડૂ કરી શકોએડિટ બટન દબાવીપકડીઅન્ડૂ પર જઈ માઉસ છોડી દેવું
જો વસ્તુઓ નજીક મુકેલી હોયતો તેમને પસંદ કરવામાં તમને કદાચ મુશ્કેલી આવે
તમે આને ઝૂમ લક્ષણ દ્વારા ઉકેલી શકો
ઉપર ડાબીબાજુના વ્યુ બટન ને દબાવીપકડી અને એમાંના એક ઝૂમ વિકલ્પને પસંદ કરો
ચાલો હું માઉસને ઝૂમ ટુ ફીટ ધ કેનવાસ પર દબાવું
હવે વસ્તુઓ વચ્ચેનો તફાવત જોવો સરળ બન્યો
ચાલો હું વર્તુળને રદ કરું
અને અનઝૂમ કરું છું
હું સ્ક્રોલ બટનોથી ડાયાગ્રામને કેન્દ્રમાં ખસેડીશ

ડીલીટ ચિન્હને ચાલુ રાખવું યોગ્ય નથીકારણકે ભૂલથી બીજું કઈ રદ થઇ શકે છે
હું બીજું કોઈ બટન પસંદ કરી આને બદલી શકું છું
ચાલો હું ડાબા વર્તુળને પસંદ કરું
હું ફરી વર્તુળ બનાવું

મને આ લીટીમાંથી બીજી લીટી દાખલ કરવી છે
આના માટેઆપણે પહેલા લીટી ઉપર બિંદુ રાખીશું
ડાબીબાજુના પેનલમાંથી લાઈબ્રેરી દબાવીએ
લાઈબ્રેરી પુસ્તકોના જથ્થા દ્વારા સૂચિત કરેલ છે
એક ડાયલોગ વિન્ડો ખુલે છે
લાઈબ્રેરીની બાજુમાં તે નન લોડેડ કહે છે
તેને દબાવીએ અને પકડી રાખીએ
ઉપલબ્ધ લાઈબ્રેરીઓની યાદી જોઈ શકો છો
માઉસને લોજીક લાઈબ્રેરી પર લઇ જાઓ અને છોડો
સ્મોલ દોટ પર બે વખત માઉસ દબાવી પસંદ કરીએ
ડાયલોગ વિન્ડો બંધ થઇ જશે
પસંદ કરેલા સ્મોલ દોટ સાથે આપણે ક્રોસ હૈર પણ જોઈ શકીએ છીએ
માઉસ દબાવી દોટને લીટી ઉપર સ્થાપિત કરીએ
કર્સર અને દોટ ફરીવાર દેખાય છેઅને સૂચવે છે કે આપણે તેમને કોઈ બીજા સ્થાને પણ રાખી શકીએ
આપણે દોટને બીજા કોઈ સ્થાને રાખવા માંગતા નથી
તો ચાલો માઉસના જમણા બટનને દબાવી તેને બંધ કરીએ
માઉસનું જમણું બટન અન્ડૂ પ્રક્રિયા કરે છે
આ ઘટનામાંદોટને પસંદ કરવાની ક્રિયા રદ થઇ ચુકી છે
ચાલો આ દોટથી વર્તુળ સુધી એક લીટી દોરીએ
તેના માટે પોલીલાઈન પસંદ કરીએ
નોંધ લો કે અગાઉની પસંદગીઓ જે એરો મોડ અને એરો ટાઇપ હતી તેની યાદી રખાઈ છે
એક સત્રમાંએક્સફીગ પરિમાણ નિર્ધારિતપેરામીટર કિંમતો યાદ રાખે છે
દોટ પર માઉસ દબાવો
માઉસને તળિયે લઇ જાઓ અને દબાવો
હવે માઉસને ડાબી તરફ વાળોજ્યાં સુધી વર્તુળના તળિયે ન પોહચેહવે દબાવો
માઉસને વર્તુળ પર લઇ જાઓ અને હવે વચ્ચેના બટનને દબાવો
લીટીની નકલ કરી વર્તુળની ડાબીબાજુએ અન્ય લીટી દોરીએ
એક્સફીગના ઉપરના ડાબીબાજુના ખૂણામાંના ફાઈલ બટનમાંથી સેવ પસંદ કરી આ આકૃતિને સેવ કરીએ
ચાલો હવે ફાઈલને નિકાસએક્સપોર્ટ કરીએ
ફરી એકવાર ફાઈલ બટનને દબાવીએ અને એક્સપોર્ટ પસંદ કરીએ
લેન્ગવેજ પસંદ કરીએ અને પછી પીડીએફ
આપણને ફીડબેકપીડીએફ ફાઈલ મળેછે
ઓપન ફીડબેકપીડીએફ આદેશ દ્વારા આ ફાઈલ ને ખોલીએ
આપણને જોઈતો બ્લોક ડાયાગ્રામ હવે આપણી પાસે છે
ચાલો આપણો હેતુ પાર પડ્યો
હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું
બ્લોકસને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો
રોટેટ અને ફ્લીપ જેવી પ્રક્રિયાઓ હાથ ઘરો
ફીડબેકફીગ ફાઈલ ને એડિટરમાં નિહાળો અને વિભિન્ન ઘટકોને ઓળખો
લાઈબ્રેરીના ઉપયોગથીસદંતર જુદાજ બ્લોક ડાયાગ્રામ બનાવો
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ictમેહર્દ ભારત સરકારના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે
તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ
આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છુંઆ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર